ડાબી બાજુએ જલારામ ખમણ નામની દુકાન જોઈ શકાય છે અને જમણી બાજુએ વોડાફોન ની દુકાન પણ જોઈ શકાય છે.

રોડ ની બીજી બાજુએ ખુલ્લી જગ્યામાં એક સફેદ કરલ ની ફોર વીલ અને ટુ વીલ પણ જોઈ શકાય છે.

આ ફોટો એક શૈક્ષણિક સંકુલ જેવી કે કોલેજ અથવા તો સ્કૂલ હોય તેવું લાગી રહ્યું છે.

આ ફોટો એક હોટલ નો છે જેમાં કેટલાક લોકો બહાર ઉભેલા જોઈ શકાય છે.

ફોટો પોસ્ટ ઓફિસ દર્શાવે છે જે ઇમારતની સામેના સાઈન દ્વારા દર્શાવેલ છે.

આ ફોટા માં તળાવના કિનારે એકટતા થયેલા લોકોનું શાંત દ્રશ્ય દર્શાવે છે.

તેમાંથી કેટલાક બોટમાં સવાર થવાની રાહ જોતા દેખાય છે ઉપરનો આકાશ વાદળ સા છાયું છે.

ઉપરના ભાગે કાચ લગાવવામાં આવેલું છે અને નીચેના ભાગે એક દુકાન છે જે હમણાં બંધ છે.

આ ફોટા માં અતુલ વિદ્યાલય વિશે માહિતી દર્શાવતુ એક બોર્ડ લગાવવામાં આવેલું છે જેનો કલર ભૂરો છે.

રસ્તાની ડાબી બાજુએ લાલ વાદળી લીલા અને રાખોડી રંગના બાંકડાઓ ગોઠવેલા છે.

રૂમ માં લાકડાનું ફર્નિચર અને ફ્લોરિંગ છે આ રૂમ સાફ અને આધુનિક લાગે છે.